ત્યારે તેના સાથળ સાથળના હાડકાને દર ચોરસ centimeter એ આઠસો ચાલીસ kilogram નું જબ્બર જબ્બર દખાણ વર વર્તાય છે દોડ દોડતી વખતે અ અગર તો કૂદતી વખતે તો દબાણ ગુમા ગુણાંક ગુણાંકમાં વધી જવા પામે જેમ કે olympic નો high high jump ખેલાડી કૂદકો મારીને જમીન પાર તેના પગ ટેકવે ત્યારે સાથળના આખા હાડકા પર લગભગ નવ ton નું દબાણ આવે છે. નવાઈની વાત છે કે રોજેરોજ બેશુમાર બેશુમાર દબાણ તેમજ સારું એવું વજન ખમી લેતા હાડકા પોતે પોતે વજનમાં અત્યંત હળવા હળવા છે શરીરના વજનમાં તેમનો ફાયદો સોળ ટકા કરતાં વધુ નથી સૌથી સૌથી મોટું અને વજનમાં ત્વચા ત્વચા પછી બીજા ક્રમનું અવયવ liver અર્થાત યકૃત છે પુખ્ત પુખ્ત વ્યક્તિનું liver એક પંદરસો સાઈઠ gram વજન ધરાવે છે લોહીનો દસ ટકા પુરવઠો કોઈપણ સમયે liver માં મોજુદ હોય છે દર minute એ સિત્તેર લેખે ધબકારા લે લેતું હૃદય કલાકમાં બેત્તાલીસો વખત દિવસમાં દિવસમાં એક લાખ આઠસો વાર વ વર્ષે વર્ષે દહાડે વર્ષે દહાડે ત્રણ કરોડ સડ સડસઠ લાખ બાણું સ બાણું હજાર વખત અને સિત્તેર વર્ષ સિત્તેર વર્ષના સમયગાળામાં તો બે કરોડ સત્તાવન લાખ ચોપ્પ બે પચીસ કરોડ પંચોતેર પંચોતેર લાખ પંચોતેર લાખ ચાલીસ હજાર વખત ધબકારા ધબકારા લઇ ચૂક્યું હોય છે પ્રત્યેક ધબકારે હૃદય જરા વિસ્તરે છે અને ત્યારે ધો થોડી ક્ષણ થોડી ક્ષણે ઉર્જા મુક્ત કરે છે ચોવીસ કલાક દરમિયાન હૃદયે release કરેલી ઉર્જાને જો mechanical mechanical કામે લગાડી હોય તો નવસો kilogram ના બોજને બાર point પાંચ meter એકતાલીસ feet જેટલો ઉઠાવી ઉઠાવી શકાય ચોવીસ કલાકને બદલે પચાસ વર્ષનો હિસાબ માંડો તો એ સોળ હજાર ચારસો kilogram બોજના બોજાને બસ્સો પચીસ kilometer બસ્સો પચીસ kilometer અધ્ધર અધ્ધર ચડાવી દે છે શરીરને oxygen યુક્ત હવાનો હવાનો ક્યારે કેટલો પુરવઠો જોઈએ પથારીમાં પથારીમાં આરામ ફરમાતી વખતે દર minute એ સાત point પાંચ liter નિરાંતે બેઠા યા ઉભા રહે ઉભા હોય ત્યારે minute દીઠ પંદર liter, ચાલતી વેળા ચાલતી વેળાએ બાવીસ liter અને દોડતી વેળાએ અડતાલીસ liter બિલકુલ પરિશ્રમ ન કરતી વ્યક્તિએ શ્વાસ શ્વાસમાં લીધેલો હવાનો પુરવઠો પાંચસો ઘન centimeter હોય છે પરંતુ તેમાંથી બધી હવા ફેફસા સુધી પહોંચી શકતી નથી જેટલોક કેટલોક જથ્થો શ્વાસનળી લેવી શ્વાસનળી જેવી dead space તરીકે ઓળખાતી એકસો પચાસ ઘન centimeter જગ્યામાં ભરાયેલો રહે છે આમ ફેફસામાં આમ ફેફસાને મળતી તાજી હવા ત્રણસો પસાટ ત્રણસો પચાસ ઘન સેન્ટીમીટર કરતા વધુ હોય નહીં મનુષ્યને મનુષ્ય અને મનુષ્ય એ એટલે જ minute માં સોળ વખત શ્વ શ્વસનક્રિયા કરવી પડે છે કોઈ કોઈ વ્યક્તિએ જો એંશી વર્ષનું આયુષ્ય ભોગવ્યું હોય તો તો પોતાના જીવનકાળ દરમિયાન તે શરીરે તે

સાઈઠ છ કરોડ વખત શ્વાસ લે. લોહીની લોહીનો પ્રત્યેક રક્તકણ રક્ પ્રત્યેક રક્તકણ તેના એકસો વીસ દિવસની આ આ આ આ આવરદા દરમિયાન આખા શરીરમાં એક લાખ બોત્તેર હજાર વખત ભ્રમણ કરી લે કરી કુલ અગિયારસો સેક અગિયારસો kilometer નું અંતર ખેડી નાખે છે શરીરમાં દર second એ એંશ એંશી લાખ લેખે દિવસભરમાં બે અઠ્યાવીસ point આઠ અજબ આઠ અબજ રક્તકણો મરી અમ મરી પરવારે છે પરંતુ ફીટર ફીકર not આની સામે પ્રતિ દિન બે બે બસ્સો સાત અબજ નવા રક્તકણો પેદા થઇ એ ઘટ ઘટ સહેલાઈથી પુરી પુરી દે છે દરેક રક્તકણમાં હો hemoglobin ના અઠ અઠ્યાવીસ કરોડ રેણુ છે અને દરેક રેણુમાં લોહીતત્વ એક અબજ છે hemoglobin માંથી બધું બધું જ લોહીતત્વ લોહીતત્વ કાઢી લેવામાં આવે તો હસ્તગત થ કરાયેલા જથ્થા વડે લોખંડની છ point પચીસ centimeter લાંબી ખીલી બની શકે છે આ આંખના નેત્રપટલની આંતરિક સપાટી પર ચોરસ millimeter દીઠ અધિક અધિકતમ બે લાખ નેત્રકોષો આવેલા છે. જેમાં શંકુ શંકુ આકારનો છેડો ધરાવતા કોષો કહે કોષો cone કહેવાય છે. લાલ લાલ ભૂરો અને લીલો એમ ત્રણ મૂળભૂત રંગો તેમના દ્વારા પરખાય છે. સળિયા કે સળી જેવા છે છેડાના rodes rodes કોષોની સંખ્યા

મહાત્મા ગાંધી નો જન્મ બે ઓક્ટોમ્બર રોજ ઉતાર પચ્છિમ ભારતના ગુજરાતના પોરબંદર નામ ના સ્થળે થયો તો તેમનો જન્મ થયોતો તેમના પિતા કરમચંદ ગાંધી રજક્રિય વ્યક્તિ હતા અને પોરબંદર ના મુખ્યમંત્રી પણ હતા તેઓ ની માતા નુ નામ બાઈ ગાંધી હતું તેમના પિતા ચોથી પત્ની હતા મૃત્યુ પામી હતી ગાંધીનો જન્મ વેસ્યા પરિવાર માં થયુંતું તેથી જીવન ની નાની ઉંમરથી તેમને જીવાણુ માણસો ની ઇજા પોહચાડી જેવી વસ્તુઓ શીખી હતી ગાંધીજી ના લગ્ન તેર વરસ ની ઉમર માં થયા તા મે ઓગણીસો ત્ર્યાસી માં તેમ તેમના લગ્ન કસ્તૂરબાઈ મખાનજી નામ ની છોકરી સાથે થયા ટ એ પણ તેર વરસ ની હતા તેમના લગ્ન માતા દ્વારા ગોતવામાં આવ્યા હતા એમને મળીને ચાર પુત્રો હતા હીરાલાલ મણિલાલ

તેમના તેમના પિતા રાજકોટ નામ ના અન્ય શહેર ના મુખ્ય મંત્રી પણ બન્યા હતા બીજી વખત સિક્ષણ માં સરેરાસ પણ હતી તેર વરસ ની ઉંમરે તેમના લગ્ન ના કારણે સાદા ગુમાવી જેમાં એક વરસ ગુમાવ્યું તે વર્ગ ખંડમાં અથવા રમત ગમત ના વિદ્યાર્થી ન હતા પરંતુ તે હંમેશા વડીલો થી આપેલા આદેશ નુ પાલન કરતા હતા તેથી બાળકો ને કિશોરે અવસ્થા જીવન પસાર કર્યુજ નથી તેમને માસ ખાવા માંગતા નો તા પરંતુ માતા ની માન્યતા ના કારણે ઓગણીસો સીતેર વરસ માં ગાંધીએ બોમ્બે યુનિવર્સિટી માં મેટ્રિક્સ પરીક્ષા પાસ કરી હતી ભાવનગર ની એક કોલેજ માં તેઓ જોડાયા તે સમયે તેમને સ્પષ્ટ હતું કે પારિવારિક પરંપરાઓ જાળવી રાખવી

અઢાર ઉંમરની વરસ માં તેમને લન્ડન ગયા તેમને અભ્યાસ ચાલુ રાખવાની ઓફર મળી હતી અને તે કોલેજ માં ખુબજ ખુશ ન હતા તે જેમ તેમ આ ઓફર સ્વીકારી અને સપ્ટેમ્બર ઓગણીસો એઠયાસી માં લન્ડન જવા રવાના થયા લન્ડન પોહ્ચ્યા પછી સંસ્કૃતિ સમજવામાં મુશ્કિલ પડી રહી હતી જેમ જેમ ઇંગલિશ સમજી શકતા ન્હોતા બોઉજ જલ્દી તોહ થોડા ટીમે પછી કોલ્લેગે માં જોડાયા જે લન્ડન ની ચાર કૉલેજો મણિ એક હતી ઇંગ્લેન્ડ ની કોલ્લેગે માં ભણતા શહેર ની ભારતમાં પરિવર્તન લાવવું તેમના માટે સરળ નહોતું પરંતુ તેમને અબ્યાસ ખુબજ ગ્મ્ભીરીતે લીધું હોય અને તેઓ ઇંગલિશ રેઅડિંગ શીખવાનું શરૃ કર્યું તેમને વિષય બનાય તું કેમકે તેમના આસ પાસ લોકો માસ ખાતા હતા પરંતુ તે ખાતા નહોતા કેમકે તે સુધી સહકાહારી હતા એટલા માટે તેઓને આ બધું ખાવામાં દેખવામાં શરમ આવતી હતી કેમકે તેમને આ બધું ફાવતું ન્હોતું લન્ડન માં તેમને નવા મિત્રો બનાવ્યા જે માસ ન ખાવાની માનસિક નબળી પડી જશે એવું મિત્રે તેમને જણાવ્યુ કેમકે તે શરીર માં હલકા એટલા માટે અને તે સહકાહારી રેસ્ટોરેન્ટમાં એક પુષ્ટક મળી જેમાં સહકાહારી બનવાનું કારણ સમજવા મદદ કરી

પછી તેઓ લન્ડન સહકાહારી સમાજ તરીકે ઓળખતા સમાજ ના સાક્ષીય સંભ્ય બન્યા હતા જેઓ પરિષદો માં ગેનેરાલો માં હાજરી આપવાનું શરૂ કર્યું ઇંગ્લેન્ડ માં ગાંધી માત્ર food festival તેઓ કેટલાક પુરુષો સ્ત્રીઓ ને માંડ્યા હતા જેમ કે ભાગવત ગીતા બાઇબલે મહાભારત વગેરે નયન હતું એમની પાસે હિન્દુ ધર્મ નું બુધ ધર્મનું ખ્રિસ્ત ધર્મ નું અને અન્ય ઘણા ધર્મો વિષય હતું ઘણા લોકો જેમને તેઓ મળ્યા તે હતા

કદમાં સ્થાનિકના બ્રિટિશ અધિકારીનું થયું ઓગણીસો ત્રયંસી માં દક્ષીણ આફ્રિકા જવાનું ઓફર માંડ્યું નાતાલ માં તેમને ત્યારે એક વરસ માટે ભારતીય કંપની માં કામ કર્યું કેમ કે અધિકારી હતા

તેમને ત્યાં પણ ઘણી મુશ્કેલીઓ નું સામનો કરવો પડ્યો હતો ભાગી જવુ પડયુ કેમકે તે ખુંપજ નર્વસ હતા તે યોગ્ય રીતે વાત કરી સકતા નતા કેમકે દક્ષિણ આફ્રિકામાં સામનો કર્યું પડતું હતું મુસાફરી માં તે કોર્ટ માં ઉતારવાનું કહેવામાં આવ્યું કેમકે તે નાં પણ થીપાંગડી પેહેર તા હતા યુરોપિયન મુસાફરો માટે જગ્યા બનવા માટે મુસાફરી કરતા તેમને ઘણો સામનો કરવો પડ્યો હતું પરંતુ તેમને ના પાડી તેને ટેક્સી ડ્રાઈવર દ્વારા મારવામાં આવ્યા હતા ફર્સ્ટ ક્લાસ ડાબા માંથી બાર ફેંકી દીધા ઘટનાઓ ખુબજ મજભૂત બનાવ્યા ત્યારે તેમને ન્યાય આપવાની લડવા ની તક આપી. તેમની અન્ય લોકોને અધિકારી ફરજો વિશે શિક્ષણ બંધ રાખવા ની જેમકે ભારતીયો ને મત આપવા ના અધિકાર થી વંચિત બિલ વિશે જણાવ્યું. તે સમય ના અન્ય લોકો ત્યાં ની તરફ થી લડત ચલાવ આખા જૂન જુલાઈ ઓગણીસો ચોરાણું માં તે પચીસ વર્ષ નિપુણતા હાથ ધરી હતી. જણાવીએ કે તેની પર સારી એવી આફ્રિકા માં તેમને કામ કર્યું. પછી. છી તેમને બિલ કુલ, સક્ષમ નહોતા. ન્યૂ ઇંગ્લેન્ડ અને ભારત લોકો નું ધ્યાન દોરવા માં સફળ રહ્યા પછી ડરબન ની ઘણી સોસાયટીઓ બનાવી તેમને ભારતીય સમુદાય એકતા ની ભાવના બીજ પણ રૂપિયો તો. ઝી વાત કરીએ તો ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અને કોલકાતા ના સ્ટેટમેન્ટ અને અંગ્રેજી જેવા તે ખુબજ. જાણીતા અખબારો વિશે લગતા થા. પરંતુ તેમની સફળતા પામી નહીં. ત્યાં પણ સમય માં સફેદ ભારતીય તૂટી પડવા નું શરૂ કર્યું. પાસેથી તેમની ટ્રેડમાર્ક બન્યો તો તમે સત્યા

તેમની સ્વતંત્રતા સંગ્રામ ની વાત કરીએ તો તેમને ગાંધીજી નું જીવન યોગદાન તેમને પૂરી સિદ્ધિઓ અને સ્વતંત્રતા સંગ્રામ તનિખાલ છે. ભારત માં પાછા ઓગણીસો ઓગણીસ ના વર્ષમાં બ્રિટન થી રાજદ્રોહ ની શંકા હોય. તે પણ કોઈ પણ પકડવા નું કેદ કરવા નું શરૂ કર્યું તો ગાંધીજી ઉભા થયા નેતા નો ભંગ શરૂ થયું. અમૃતસર માં પહેલા બ્રિટીશ સરકાર દ્વારા વીસ હજાર થી વધુ વિરોધીઓ ને ખુલી ગોળીબાર કરી રહે તો દુખદ ઘટના બાદ ગાંધીજી ભારતીય સ્વતંત્રતા વિશેષ

દરેક અંગ્રેજો માટે કામ કરવા બંધ કરવા નું કહ્યું. ઓગણીસો બાર તેમની ધરપકડ કરવામાં આવી હતી. છોછ નીચે ની સજા મળી થી ઓગણીસો ત્રીસ માં તેમણે મીઠા ની શરૂ કરી હતી. તેઓ અરબી સમુદ્ર કિયા ત્રણસો નેઉ કિલોમીટર સુધી ચાલવા જાણી. તું ધ્યાન શરૂ કર્ય હતુ. ગાંધી સાહિત્ય સાઈટ હજાર જિલ્લા કેદ કરવામાં આવતા બીજા વિશ્વયુદ્ધ સમય ગાંધીજી ને ભારતમાંથી બ્રિટિશ શાસન હટાવવા માટે ભારત છોડો અભ્યાન શરૂ કર્યું હતું. તેમની ફરી ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય કોંગ્રેસ ના ઘણાં જાણીતા નેતાઓ મોકલતા ઇન્ડિયન કાઉન્સિલ ના જજ પાછળ અમે મળ્યા હતા. લે પ્રગતિ થઈ નથી. ગાંધીજી બતાવો કામ માં પ્રખ્યાત હતા તે સંપૂર્ણ નિષ્પક્ષતા હતા ની ક્ષમતા હતા તેઓ એક. ગુરિશ. શક્તિ થી ભારતની લડત લડ્યા થા નેતાઓ ની ટીમ સહકાર મળ્યા હતા.

તેમની પિતા જી તેમના ધર્મપત્ની એમ ની ખૂબ સાર સંભાળ રાખી હતી. અને તેઓ ને કઈ પણ થાય એ પહેલાં તેમની દયાન રાખવામાં આવતું હતું ગાંધીજી પ્રખ્યાત થાય. એનું વસ્તુ હતી કે મૌનવ્રત તું એમ ને વધાવ્યું હતું. સેલ શરૂ કાર્ય સત્યાગ્રહ માં સત્યાગ્રહ કાર્ય. શોક મય બનાવ્યું હતું. બીજી વસ્તુ વિચારવા માં છે છે. એમ નો જન્મદિવસ બીજી ઓક્ટોબરના દિવસે ભારત માં. રાષ્ટ્રીય તરીકે

ગાંધીજી વિસે આખું હતું. બીજી વાત વિગતે કરીશું.

રાષ્ટ્રીય ઉત્પાદન માં કૃષિ નો લગભગ બાવીસ ટકા જેટલો હિસ્સો છે, નિકાસ માં પણ ખેતી પાકો અને ખેત પેદાસો નો લગભગ અઢાર ટકા જેટલો હિસ્સો છે. તેનાથી દેશ ને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા ના મુખ્યત્વે ખેતી પર આધારિત છે, આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય, તેવી અનુકૂળ આબોહવા, સિંચાઇ અને કુશળ ને મહેનતુ ખેડૂતો વગેરે ને લીધે ભારત ના મોટા ભાગના વિસ્તાર માં બે કે તેથી વધુ પાક નું વાવેતર કરી શકાય છે. તેમ છતાં ભારત માં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. ભારત નો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. સિંચાઈ ની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબ નું મોટું કદ નાના size ના ખેતરો પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ, રાસાયણિક ખતરો, સુધારેલા બિયારણો, આધુનિક યંત્રો અને વૈસ્વીક અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતી નો ઓછો ઉપયોગ

કૃષિ પ્રકારો, ભારત ના લોકો ની સામાજિક, આર્થિકસ્થિતિ રાષ્ટ્રીય રાજનીતિ ને અને ભારત નું સમગ્ર અર્થ તંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઇ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબત ના આધારે ખેતી ના પ્રકારો પાડવામાં આવ્યા છે. જીવનનિર્વાહ ખેતી, આઝાદી પછી આયોજન પંચ ની અનેક ખેતવિકાસ ની યોજનાઓ અમલ માં લાવવા છતાં પણ ભારત ના ખેડૂત ની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણ માં નબળી છે. નાના કદ ના ખેતરો મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશક નો ઉપયોગ પોસાય તેમ નથી. ખેતર માં થતું અનાજ નું ઉત્પાદન પોતાના પરિવાર ઉપયોગ જેટલું જ થાય છે. જે તેના કુટુંબ ના ભરણ પોષણ માં વપરાય જાય છે. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મ નિર્વાહ ખેતી કહે છે. આથી ભારતીય ખેતી મોટા ભાગના વિસ્તાર માં જીવન નિર્વાહ ની પ્રવૃતિ જ ગણાય છે. સૂકી ખેતી, વરસાદ ઓછો પડે છે, સિંચાઈ ની અપૂરતી સગવડઅને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તાર માં માત્ર જમીન માં સંગ્રહાયેલ ભેજ ના આધારે જ એક જ પાક લેવામાં આવે છે. તેને સૂકી ખેતી કહે છે. આહી જુવાર, બાજરી અને કઠોળ જેવા ઓછા પાણી વાળા પાકો ની ખેતી થાય છે. ગુજરાત ના ભાલ પ્રદેશ માં ચોમાસું પૂરું થાય બાદ ભેજ વાળી જમીન માં આજ રીતે ઘઉ અને ચણા નો પાક લેવામાં આવે છે. આદ્ર ખેતી, જ્યાં વરસાદ નું પ્રમાણ વધુ છે અને સિંચાઈ ની સગવડ વધુ છે તેવા વિસ્તારો માં ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ના પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષ માં, એક કરતાં વધુ પાક લઈ શકાય છે. જેવા ડાંગર, શેરડી, કપાસ, ઘઉ અને શાકભાજી ની ખેતી કરાય છે. સ્થળાંતરીત ઝૂમ ખેતી, આ પ્રકાર ની ખેતી માં જંગલો માં વૃક્ષો ને કાપી ને, તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. અહી બે ત્રણ વર્ષ ખેતી કરાય છે. જમીન ની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર માં છોડી દઈ ને બીજી જગ્યા એ આજ રીતે શરૂ કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી પણ કહે છે. આ ખેતી માં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતી માં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. બાગાયતી ખેતી, બાગાયતી ખેતી એ ખાસ પ્રકારે થતી ખેતી છે. તેમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, ખારેક વગેરે ફાળો ની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે, આ પ્રકાર ની ખેતી માં વધુ મૂડી રોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન યંત્રો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ, અને પરિવહન ની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે. સઘન ખેતી, જ્યાં સિંચાઈ ની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખતરો, કિટનાશકો અને વિવિધ, પ્રકિયા માં યંત્રો ના વ્યાપક ઉપયોગ થી ખેતી માં યંત્રિકીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતી ને સઘન ખેતી કહે છે. અને આ પ્રકાર થતી ખેતી માં રોકડીયા પાકો નું વાવેતર વધારે કરાય છે. અહી હેક્ટર દીઠ ઉત્પાદન માં ખૂબ જ વધારો થયેલ છે, અને આ પ્રકાર ની ખેતી ની હેઠળ નો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે, આ ખેતી માં આર્થિક વળતર મળતું હોવાથી, તેને વ્યાપારી ખેતી પણ કહે છે. કૃષિ પદ્ધતીઓ, ભારત માં સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. સજીવ ખેતી, જે પ્રમાણે રાસાયણિક ખાતર,

લોકો ના સ્વાથ્ય ઉપર તેની વિપરીત અસર થઈ, પર્યાવરણ પર પણ નુકશાન થઈ જમીન ની ફળદ્રુપતા અને ઉત્પાદનતા ઘટવા લાગી. જેના કારણે લાંબા સમય પછી આ જમીન માંથી ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા, સજીવ ખેતી એટલે ખેતી ની એવી પદ્ધતિ જેમાં યુરિયા, કે બીજા કોઈ પણ પ્રકાર ના રાસાયણિક ખાતરો અને જંતુનાશકો નો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણિયું ખાતર, આળસિયા નું ખાતર Compost ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગોોં મૂત્ર, લીમડાનું દ્રાવણ વગેરે વાપરવામાં આવે છે. સજીવ ખેતી, જૈવિક ખેતી ની પેદાશો પોષણ યુક્ત હોય છે. તેમ કુદરતી સ્વાદ, મીઠાસ અને સોડમ હોય છે. તેમ વધુ ખનીજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશો ની અત્યારે ખૂબ જ માંગ છે એટલે ખેડૂત ને વડતર પણ સારું મડે છે. ટકાઉ ખેતી, આ ખેતી માં જમીન ની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. તે માટે પાક ની ફેરબદલી પોષણ માટે રાસાયણિક ખાતર નો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કીટક નીંદણ નિયંત્રણ ને જંતુનાશકો ને બદલે, જૈવિક નિયંત્ર સંરક્ષણ વગેરે બાબત ની કાળજી લેવામાં આવે છે. મિશ્ર ખેતી, આ ખેતી માં ખેતી ની સાથે સાથે પશુ પાલન, મરગા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર પ્રવુત્તિ કરવામાં આવે છે.

ચોમાસા માં લેવામાં આવતા પાક ને ખરીફ પાક કહે છે. પાક નો સમય જૂન, જુલાય થી ઓકટોબર, નવેમ્બર નો હોય છે, ડાંગર, મકાઇ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મગ, મઠ વગેરે ખરીફ પાક છે. રવિ શિયાળુ પાક, શિયાળ માં લેવામાં આવતા પાક ને રવિ પાક કહે છે. પાક નો સમય ઓકટોબર, નવેમ્બર થી માર્ચ, એપ્રિલ સુધી નો હોય છે, ઘઉ, ચણા, જવ, સરસવ, રાઈડો, અળસી વગેરે રવિ પાક છે. જાયદ ઉનાળુ પાક, ઉનાળા માં લેવામાં આવતા પાક ને જાયદ પાક કહે છે. પાક નો સમય માર્ચ થી જૂન સુધી નો હોય છે. ડાંગર, મકાઇ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, સક્કરટેટી વગેરે જાયદ પાક છે. મુખ્ય કૃષિ પાક, ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદ ના પ્રમાણ માં રહેલી ભિન્નતા ને કારણે ભારત ના જુદા જુદા ભાગો માં વિવિધ પ્રકાર ના પાકો નું વાવેતર કરવામાં આવે છે. ભારત ના મુખ્ય કૃષિ પેદાશો ધાન્ય પાક, ડાંગર ઘઉ, જુવાર, બાજરી, મકાઇ, જવ, કઠોળ તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર, તેલીબિયાં, મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેરી, અળસી, પીણાં, ચા, કોફી, કોકો, રોકળિયા પાક, કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર. ઔષધીય મસાલા પાક, જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ, ફળ, કેરી, કેળાં, ચીકુ, પપૈયાં, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ, શાકભાજી, બટાટા, રીંગણ, ડુંગળી, ટામેટાં, દૂધી, તુરીયા, ભીંડા, કોબીજ, ફ્લાવર, વિવિધ ભાજી, ધાન્ય પાક, ભારત ના કુલ વાવેતર ના વિસ્તાર ના લગભગ પંચોતેર ટકા વિસ્તાર માં, ધાન્ય પાક ની ખેતી થાય છે. અને કુલ ઉત્પાદન ના આશરે પચાસ ટકા ઉત્પાદન ધાન્ય પાક માંથી મળે છે. મુખ્ય ધાન્ય પાક નીચે મુજબ છે. ડાંગર, રાઈ, ડાંગર એઆપણો મહત્વ નો ધાન્ય પાક છે. વિશ્વ ની મોટા ભાગની વસ્તી અને ભારત ની લગભગ અડધી વસ્તી ખોરાક માં ચોખા નો વપરાશ કરે છે. ડાંગર ના ઉત્પાદન માં વિશ્વ, વિશ્વ માં, ચીન પછી ભારત બીજા ક્રમે છે. ભારત ના કુલ વાવેતર વિસ્તાર ના ચોથા ભાગ માં ડાંગર રોપવામાં આવે છે, ડાંગર એ ઉષ્ણ કટિબંધીય પાક છે. વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ વીસ અંસ સેલ્સીયસ જેટલું તાપમાન, નદીઓ ના કાંપ ની ફળદ્રુપ જમીન, અને સો સેમી કે તેથી વધુ વરસાદ જરૂરી છે. ઓછા વરસાદ વાળા વિસ્તારો માં, વિસ્તારો પણ જેમ હરિયાણા, ઉત્તર પ્રદેશ માં સિંચાઈ થી આ પાક લેવાય છે. ડાંગર ની ખેતી માં માનવ શ્રમ ની વધુ જરૂરિયાત રહે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આન્દ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડીસા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આન્દ્રપ્રદેશ, બિહાર, ઓડીસા વગેરે રાજ્યો માં વર્ષ માં બે કે ત્રણ વાર પાક લેવાય છે. ગુજરાત માં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લા માં ડાંગર નું વાવેતર થાય છે. ડાંગર એ પાણી ની વધુ જરૂરત વાળો પાક હોવા છતાં ડાંગર ના ખેતર માં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિ થી સિંચાઈ કરી ને, ઓછા પાણી થી પણ ડાંગર નો પાક લેવામાં આવે છે. ઘઉ. આજે આપણે પાટણના પટોળા વિશે તો વાત કરી દીધું છે હવે રાણી કી વાવ વિશે આજે વાત કરવાના છીએ રાણી કી વાવ એક ઐતિહાસિક સ્થળ છે પાટણમાં નથી બલ્કે આખા ગુજરાતમાં રાણી કી વાવ એ એક ઐતિહાસિક સ્થળ છે. પાટણ આપણે જાણીએ છીએ તેરમી સદીમાં બારમી-તેરમી સદીમાં ગુજરાતના વિકાસમાં ગુજરાતના સત્તા ધરાવવામાં એક ખૂબ જ મોટું સ્થાન ભજવ્યું છે. આજે પાટણને કોઈ ઓળખતું નથી એવું કઈએ તો ચાલે પણ પાટણની રાણી કી વાવ બે હજાર ઓન્ગ્લીશ પછી આખા ગુજરાતમાં એક મુખ્ય સ્થાન બની ગયું છે. પાટણના રાણી કી વાવને ભારત સરકાર દ્વારા world heritage નું સ્થાન આપવાથી પાટણના રાણી કી વાવ એક ઉચ્ચું સ્થાન ગ્રહણ કરી લીધું છે. એવું શું છે પાટણના રાણી કી વાવ માં પાટણના રાણી કી વાવ એક ઐતિહાસિક સ્થળ છે એવું મેં શરૂઆત માં જ કીધું તમને મને એક હજાર વર્ષ પહેલાનું ઐતિહાસિક સ્થળ કહેવામાં આવે છે. આજથી હજાર વર્ષ પહેલા એટલે કે એક હજાર બાવીસમાં આ પાટણની આ રાણી કી વાવને જે બનાવવામાં જે ખોદવામાં જે બનાવાનું ઐતિહાસિક દર્શાવવામાં આવે છે. એક હજાર વર્ષ જુનું આ રાણી કી વાવ

લગભગ સો વર્ષ જુનું આપણે કહી શકાય તો બસો વર્ષ જ જુનું કહેવાય સો વર્ષ પણ ના કહેવાય. હવે આ રાણી કી વાવ ખૂબ જ ઊંડું છે અને એમાં ઘણા બધા વ્યક્તિઓ આજે એને જોવા માટે ખૂબ દૂરથી આવી આવી જાય છે. આપણે રાણી કી વાવ વિશે વાત કરીએ તો રાણી કી વાવ આપણને ઘણું બધું આપણને શીખવાનું શીખડાવવાનું પ્રયત્ન કરે છે. એમાં કેટલીક વસ્તુઓ આપણને ખ્યાલ આવે કેટલીક વસ્તુઓ આપણને જાણી શકાય એવી બધી વસ્તુઓ છે પણ આપણે રાણી કી વાવ વિશે જયારે જયારે આજે વાત કરીએ છીએ ત્યારે એ રાજા સિદ્ધરાજ સિંઘ દ્વારા આ એને બનાવવાનું એક આહ એક માહિતી મળે છે. અને આજે આપણને જયારે રાણી કી વાવ વિશે જયારે વાત કરીએ છીએ ત્યારે આ રાણી કી વાવ એટલા માટે ખૂબ જ મહત્વ બની જાય છે કેમકે રાણી કી વાવમાં એ રાણી કી વાવની ફોટો

અને આ એક રાણી કી વાવ એટલા માટે કહેવામાં આવે છે એ રાણી દ્વારા આ બનાવવામાં આવે છે બીજા બધા અંગ્રેજમાં જેને step wel કહેવામાં આવે છે. Step wel એટલે વાવ હવે આ બીજા બધા આહ વિશ્વમાં કે ભારતમાં ઘણા બધા જે વાવ ખોદવામાં આવે છે એ આહ મોટે ભાગે રાજા દ્વારા કદાચ ખોદવામાં આવેલું હોય પણ આ એક જ એવું એક વાવ છે કે આહ એ એક રાણી દ્વારા એને બનાવવામાં આવી છે. અને એ ઓન્ગ્લીસો ચાલીસમાં ચોક્કસપણે આપણે કહેવું હોયતો ઓન્ગ્લીસો ચાલીસમાં એની ફરીથી શોધ કરવામાં આવે છે અને ઓન્ગ્લીસો એસીમાં artology survey દ્વારા એને ફરીથી એને world ofheritage ની site માં મૂકવામાં આવે છે અને બે હજાર ઓન્ગ્લીસથી અને આહ સ્થાન પૂરતું સ્થાન મેળવે છે અને એને આહ એને સો રૂપિયાની નોટમાં આજે પણ જોઈ શકીએ છીએ. આહ આ રાણી કી વાવ આહ ચાલુ ક્યાં વેલેસ્લી દ્વારા બનાવવામાં આવ્યું હતું સરસ્વતી નદીના ઘાટે ત્યારના સરસ્વતી નદીના ઘાટે આ બંધાવવામાં આવ્યું છે.

આ રાણી કી વાવને બનાવવામાં એ એમનો મુખ્ય ભાગ ભજવે છે. અને સિદ્ધરાજસિંહના એ એક રાજ્યમાં એ બનવામાં આવે છે. આહ ઉદયમતી આહ આ એમના આહ યાદ માટે જયારે તેઓ વિદ્વાનો હતા ત્યારે આ રાણી કી વાવને એવો એક ખોદવાનું કામ આપે છે. અને આજે પણ આ artology department દ્વારા રાણી કી વાવને એક પૂરતું સ્થાન આપવામાં આવે છે.

ઉત્તમ સારું અને મોટામાં મોટું એક વાવ આપણે આજે ગુજરાતમાં કહી શકીએ તો તો આ રાણી કી વાવ કહી શકાય. આહ આ રાણી કી વાવને મારું ગુજરાત અત્યારે architect architecture માં આ ગણવામાં આવે છે. અને આ ખૂબ જ સુંદર હોવાથી અને આની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ આ રાણી કી વાવની અંદર ખૂબ જ ચિત્રો, મૂર્તિઓ અને કલાઓ એની અંદર બનાવેલું છે. અને આ એક નંદા type નું step well કહેવામાં આવે છે. આ લગભગ પાંસઠ મીટર ઊંડું રાણી કી વાવ બની જાય છે. એટલે વીસ મીટર એનું પહોળાય અને અઠ્યાવીસ મીટર એનું આહ એનું બીજું બીજું બીજું તરફનું એનું પહોળાય કહેવાય એવું કહી શકાય છે deep માપવામાં આવે છે અને અને એ પ્રમાણે લગભગ આહ પાંચ પ્રકારમાં આ ભાગ આ ભાગોને આપણે વહેચી શકાય છે. અને આની અંદર લગભગ પાંચસો પરના એ મૂર્તિઓ ત્યાં કામ કરીને પત્થરના મૂર્તિઓને કારા કરીને મૂકેલા છે અને એ આખા વાલમાં સુંદર રીતે એને બનવામાં આવ્યું છે. અને એના સિવાય લગભગ હજાર ઉપરના નાના નાના દેવ દેવતાઓના મૂર્તિઓ પણ એની અંદર મૂકવામાં આવ્યા છે. એટલે રાણી કી વાવ આજે પણ ખૂબ જ સુંદર દર્શાવે છે એટલા માટે કે આ રાણી કી વાવ આજે આ એક આહ આ કળાનું એક નિશાની બની જાય છે. અને આ વાવની અંદર એ મૂર્તિઓ આહ ચોટાડવામાં એ બનાવવમાં આવ્યા છે એ બધા દેવ દેવતાઓના મૂર્તિઓ ગણવામાં આવે છે. વિષ્ણુ આહ અને વિશ્વ્વાર્પા વિષ્ણુ અને એમના બધા ક્રિયાઓ

ઉમા મહેશ્વરા અને લક્ષ્મી નારાયણ આહ એવા બ્રહ્મ સરસ્વતી અને એવા એક જ પરિવારના પણ દેવ દેવતાઓના મૂર્તિઓ પણ આમાં બનાવવામાં આવે છે. આ આની અંદર બીજા આહ ઘણા બધા પ્રગતિ લક્ષ્મી ચામુંડા દુર્ગા એવા દેવ દેવીઓના

અને આ દેવીઓના તે જ મૂર્તિ બનાવવામાં જ એ રોજના જીવનમાં એ દેવી દેવતાઓ કરતા હોય એવા મૂર્તિઓ આમાં ખાસ દર્શાવવામાં આવ્યા છે. એક મૂર્તિ એક મૂર્તિ એવું પણ છે એ એમાં આહ એ બહેનો બહેનો શું કામ કરે છે એને પણ એની અંદર દર્શાવવામાં આવે છે એની વાર્તા એ છે કે બહેનો ને પણ મન સન્માન નું એમના કામોનું પણ અહી કદર કરવામાં આવે છે એમ પણ આપણે કહી શકાય દાખલા તરીકે આહ જેનો જ્યાર વાળ એક આખો વાળ જયારે વાળવાનું એવું કામ અને એમનો આહ આહ કામનું એ એ આહ બરાબર એમના પહેરવાનું અને આહ આહ એને એને એવી રીતે એને પોતાના પોતાના રોજના આહ ક્રિયાઓ પોતે બહેનો શું શું કરતા હોય છે એવા બધા ક્રિયાઓ પણ એમાં વર્ણવેલા છે દર્શાવવામાં આવ્યા છે અને એવી રીતે રોજના આહ ક્રિયાઓ રોજના રોજના પણ એની અંદર દર્શાવવામાં આવે છે આજે આ artology Department માં આવ્યા પછી આ આહ આ બધી આહ આ બધી આહ આહ આ બધા બધા પ્રકારની આપણે આહ જોઈએ છીએ આ બધા જ ક્રિયાઓ આપણને આમાં દર્શાવવા જોવા મળે છે આહ આ બધા પાત્રો એમાં દર્શાવવામાં આવેલા બધા પાત્રોપણ એ આપણને really લાગે છે એ સાચું જ લાગે છે એ original લાગે છે અને આ રાણી કી વાવ આજે ઘણા બધા વિદ્યાર્થીઓ, students આખા ગુજરાતમાંથી આવીને એને જોવા આવે છે સાથે સાથે આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકોને એ એમનો ગૌરવનું ગુજરાતનું ગૌરવ જેવા સમજવા માટે એક સુંદર જગ્યા આપણે ગણી શકાય. આ રાણી કી વાવ ઐતિહાસિક સ્થળ છે અને એમાં લહાવો આપણે એ જોવા મળે છે કે એટલે ઘણા બધા કલાકારો પણ આની અંદર આવીને એને જોવા પામે છે અને એની સાથે સાથે આહ એ ઘણા બધા બીજા નાના

એટલા માટે ખોદવું પડે છે કે આમાં આહ આહ ખોદી ખોદીને જુએ છે પણ પાણી આવતું નથી અને એમાં એક વાર એવી રીતે ખોદવામાં આહ એમને એ એ એવી રીતેનું સંદેશ મળે છે કે એ બત્રીસ ભૂંડનું એક આહ માણસ એ વ્યક્તિ ને બલી કરાવે તો એમાં કદાચ પાણી આવી શકે. અને એ લોકો શોધ કરતા હતા ત્યારે ત્યારમાં એવી રીતનું બત્રીસ કુળનું માણસ કોઈ જગ્યામાં જોવા મળ્યું નથી કે ના જાણવા મળ્યું નથી અને એ પરિસ્થિતિમાં એ એ લોકોએ એમને શોધ કરી એમાં એક વ્યક્તિ એવા મળ્યા એ વીર એક માયા એ વ્યક્તિ ભલે એ નીત નાત જાતિમાં ગણવામાં આવતા હતા પણ એ વ્યક્તિને વ્યક્તિના જીવનમાં એ ભલે લગભગ પચાસેક વર્ષના હતા એ આહ પોતાની રીતે એ બત્રીસ કુળના એ જીવન જીવતા હતા એવું એમને જાણવામાં આવ્યું જણાવવામાં આવ્યું અને એટલે એ લોકો એમની શોધ કરી એને તેડી લાવ્યા અને પછી એમને ત્યાં એ એક બલી કરવામાં આવે છે એ બલી પછી કરવામાં આવે છે. એ બત્રીસ કુળના માણસનું બલી કરાવ્યા પછી આ વાવની અંદર પાણી આવવાનું શરુ થયું આ એક ભલે નાના માં નાનું દંત કથા હોય પણ એની અંદર આપણે કહીએ છીએ કે ઈતિહાસિક કલા તરીકે પણ ગણવામાં આવે છે પણ સાથે એ છે કે આજે પણ ના માનમાં આ તીર્થમાં એક મંદિર આ વાવને અડીને નજીકમાં જ જે આપણને જોવા મળે છે આજે આપણે ગુજરાતના ગૌરવ જોઈએ છીએ ત્યારે ગુજરાતના ગૌરવને માટે એ ત્યાગ આપનાર